રાક્ષસ કુળ ની કન્યા હતી

એમને જે ગુરુ હતા જયારે એમને ખબર પડી કે આને રાક્ષસ કાનીયા જોડે લગ્ન કરીલીધું છે તો એમણે શ્રાપ આપી ને કીધું કે જા તારો વંશ અખો રાક્ષસ જ થાય તો એના કારણે શુથાયુ કે પિતા બ્રહ્માન હતા માતા રાક્ષસ ના કારણે રાવણ ની જાતિ રાક્ષસ માનવા મા આવતી હતી અછા આ વિશે ની તો મને સેહજ પણ માહિતી ન હતી ચલ આબધુ તો ઠીક છે પણ જે દિવાળી ઉપર તને શું લાગે છે ધ્યાન રાખવા જેવી બાબતો કઈ બધી છે હા એક એ બવ સારી અને મહત્વ પૂર્ણ વાત છે આના મા ધ્યાન રાખવા જેવી તો હુ તને કવ હુ તને કવ કે જયારે છોકરા ના જે ફટાકડા જડાવે છે હમ એના મા તો ખરેખર જેવું છે ખરેખર ફટાકડા તો ખુબજ દયાન થી ફોડવા અત્યાર ના સમયમાં તો લોકો ફટાકડા મા એટલા બધા નયા નયા જાત ભાત ના એટલા બધા એ મનાવે છે કે છોકરાઓ ને બવ સાચવું પડે બરાબર ફટાકડા ખરેખર ખુબજ ખતરનાક વસ્તુ છે જો ધ્યાનથી ફટાકડા ફોડવામા ના આવે ન તો મોજ મસ્તી ના કારણે અનીચ્નીય અકસ્માત થઇ સકે છે અને તેહવાર ના દિવસે જ આવું થાય એ તો ખુબજ ખરાબ કેવાય પરિવાર માટે તેહવાર પછી સોક નો પ્રશંગ બની જાય એ સારું ના કેવાય જાય એ સારું ના કેવાય

અને પેહલે તો દીપ અને મીઠાય ને એને દિવાળી ઉજવતા હતા હવે નવી નવી પ્રજા ને નવા નવા શોખ થઈ ગઈ જો કે લોકો ફટાકડા કરવા લાગ્યા

પણ બાળકો પણ નથી સમજતા બિચારી ગાય જેવા ગાય ની પૂછડી પણ ફટાકળા બાંધી ને ફોડ તા હોય છે વળી એ નિર્દોષ પ્રાણી નો શું દોષ ફટાકળા માટે દિવાળી પર એ વાત સાચી છે તારી હો લોકો ને ખરે-ખર આતો થોડું ધ્યાન રાખવા મા બપો ને ધ્યાન રાખવા જેવી વાત છે કે છોકરો ક્યાં કેવી રીતે કરી રહ્યો છે એમને ધ્યાન આપવું બવ જરૂરી છે એ જ ને દિવાળી તો ખુશીયો નો તેહવાર છ બધીજ રીતે નુ આપડ ને સુખ આપે છે તો એક નાગરિક તરી કે સમાજ ના જવાબદાર નાગરિક તારી કે આપડી ફરજ છે કે જો મોજ મસ્તી થી કોઈ પણ પ્રકાર ની કોઈ બી માનસ ને કે કોઈ બી પશુ-પ્રાણી ને તકલીફ ન પડે હમ એ બાબત નુ તો ખાસ કરી ને આપડે ધ્યાન રાખવુ જોઈ ઔર જો દિવાળી વિશે ટૂંક મા કહીયે ને તો ભારત ના લોકો નો તો સૌથી મોટો તેહવાર છે આ દિવાળી નો તેહવાર એટલે પ્રકાશ નો તેહવાર દિપોસ્વ તરીકે પણ એને ઓળખવા મા આવે છે

હિંદુઓનું આઈ તો આ તેહવાર નુ ખુબજ ધૂમ-ધામ થી સ્વાગત કરતા હોય છે નાના બાળકો મા ફેટાકડા ફોડવાનો નવા કપડા પેહરવા નો ઉમંગ હોય છે

એ લોકો ચોપડા તેમના જે હોય છે એનું પૂજન કરતા હોય છે લોકો એક બીજા ને મીઠાઈ ની ભેટ આપતા હોય છે જાહેર રજા રાખવા મા આવે છે એટલે બધા પોતાના પરિવાર સાથે આ તેહવાર ની ઉજવણી કરતા હોય છે

હા, હા દિવાળી છે જ એટલો મોટો તેહવાર કે હિંદુ મુસ્લિમ બધા જ લોકો ઉજવતા હોય છે સારુ ચાલતો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

મોટો અસર થશે અને સારી એવી સારો એવો growth પણ થશે તો ચાલો એ આપણે એ વાતો થતી રહેશે આપણે મળીયે ત્યારે બીજી બધી વાતો કરશું હાલ માટે ચલો bye